ઉપર સેલ્ફ માં પ્લાસ્ટિક ની થેલીઓ નમકીનના પેકેટ્સ ગોઠવેલા છે અને બાજુએ ખુરશી પણ રાખેલી છે.

તસવીરમાં સજાવટ કરી લીધી એવી દેવતાઓની મૂર્તિ સામે લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે.

ને આ ચિત્રોમાં પથ્થરની દીવાલો બનાવામાં આવેલી છે તે પણ ઘણા વર્ષો પુરાની જેવી લાગે છે.

લોકો જમીન પર બેહસી હસ્તકલાનું કામ કરી રહી છે અને ટીચર કંઈ શીખવી રહી છે એવું લાગે છે.

બંને બાજુ લાલ રંગના દરવાજા છે અને આસપાસ ઘણા ઝાડો વૃક્ષો છે અંદર જતા રસ્તા પર કુદરતી સૌંદર્ય છવાયેલું છે.

પાછળ એક કામદાર સાધન લઈને જઈ રહ્યો છે અને એક મોટુ ખોડકામ મશીન માટી ખોડવાનું કામ કરી રહ્યું છે.

આ ચિત્રમાં મોટી મોટી બિલ્ડીંગો દેખાઈ રહી છે તે પણ સ્પષ્ટ દેખાતી નથી.

જે એક એક ત્રણ માળનું બિલ્ડીંગ છે નીચેના માળ પર હોટલ છે અને ઉપરના માળા પર રૂમો દેખાઈ રહ્યા છે.

એક વ્યક્તિ રસ્તા ઉપર ચાલી રહ્યો છે અને બાજુમાં એક સ્કૂટર પાક કરેલું છે આ હોટલ મુખ્ય રસ્તા પાસે સ્થિત છે.

ખેતરમાં એક પન પુતરો બનાવેલો છે જે પંખીઓને ભગાડવા માટે માટેનો પુતરો દેખાય છે જે શાકભાજીઓના છોડ વચ્ચે મુકવામાં આવ્યો છે.

અને મંદિરના ગર્ભગૃહને ફૂલોના હાર અને રંગીન કાગળોઠી સજાવામાં આવ્યું છે.

આ ચિત્રમાં વેલકમ ટુ વાઈલ્ડ એન સેન્ચ્યુરી લખેલું પ્રવેશદ્વાર દેખાઈ રહ્યું છે.

બાજુમાં એક ખુરશી સે જેના પર લખેલું છે ગ્રામ પંચાયત અંબાજી ચૌદ માં નાણાપંચ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ.

પાછળ સલામતી માટે નીલા અને લીલા રંગના સીટ લગાડવામાં આવ્યા છે.

નીચે ક્ષોલર નીચે કામદારો સાધનો સાથે કામ કરી રહ્યા છે.

એ જગ્યાએ હરિયારી અને તાજગીરી ભરી બનાવે છે બાળકો રમતા જોવા મળી રહ્યા છે કેટલાક સ્ત્રીઓ નજીક ઉભી છે.